હુ હુ પછી તેમાં બટેકા પણ આવે ને પછી આપડે તેમા લીલુ મરચું નાખવાનું કે લાલ મરચું

હા કુકર પણ છે હા તપેલું હા એક મિનિટ હો કુકર લઈ લઉં

ચાલ બે પાવડા તેલ બે ચમચી તેલ પણ નાખ્યું

ચાલ રાઇ હા બરાબર

હા હા એ પણ નાખી દઉં

હા શાકભાજી હાલ નાખી દઉં

બરાબર! હ હા એ ભી નાખી દીધું

હા ગરમ મસાલો હા સરખી રીતે હલાવી લઉં હવે

હા હલાવ્તો રહું ને એ શાકભાજી ને હલાવતો રહું ને હા એ હવે શું કરવાનું એક વાટ્કી ચોખા લઈ લવ ચાલ ચોખા આવી ગ્યા મગ ની દાળ ફોત્રા વાળી કે ફોત્રા વગર ની હા ચાલ ફોત્રા વાળી મગની દાલ પણ લઈ લીધી

પછી શું કરવાનું પાણી એ ધોઈ લીધા પછી હા પણ એ ચોખા તો હુ ધોઉ છું પણ સાથે સાથે કે તુ મને કે આગળ શું કરવાનું એટલે હુ મારા ફ્રેન્ડ ને પણ કઈ દવ ને કે આ રીતથી કરવાનું છે એમ

ચાલ આ પહેલા ચોખા સરખી રીતે ધોઇ લવ વ્યવસ્થિત ધોઇ નાખ્યા છે હજી એક વાર ધોઇ લવ ચાલ ચોખા પણ ધોવાઈ ગ્યા હા ચલ ચાલ કુકરમાં નાખી દવ હવે કુકર મા નાખી દીધા પછી

ચાલ ત્રણ લોટા જેટલું પાણી નાખી દવ બરોબર તેને હલાવી લવ કે બરોબર ચાલ સરખાઈ થી હલાઈ લિધા પછી

બરોબર ચાલ હવે તેમા કોઈ મસાલો બાકી નથી રહેતો ને હા મીઠું પણ નાખ્યું એક ચમચી ઉપર હા આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી

હા બરોબર તેને તો પણ ઉપેર થી નાખવાના છે ને

બરોબર હવે શું કરવાનું

હુ આનો મને થોડુક તીખુ ઓછુ લાગે છે અને પછી આદુ મરચી ની પેસ્ટ પણ થોડી નાખી દવ હા સારુ ચાલ એ નાખી દવ અને મીઠું પણ થોડું ઓછું લાગે છે તો મીઠું પણ થોડુક નાખી દવ સાથે સાથે ધાણાજીરું પણ નાખી દવ થોડું હળદર તો માપે છે કલર પણ સારો છે હા બીજો કોઇ મસાલો બાકી રહે છે હા ગરમ મસાલો એક ચમચી નાખ્યો છે હુ થોડો નાખી દવ હા ચાલ ગરમ મસાલો પણ નાખ્યો ચાલ ચાલ સારી રીતે હલાવી લવ એને એટ્લે સરખી રીતે મિક્સ થઈ જાય મસાલો હવે બીજુ કશું કરવાનું છે આમાં હા હલાવું છું હવે થોડી વાર હલાવી લવ ના તે બાકી છે. ચાલ મારા મિત્ર ને કઈ દવ સમારઈ ગ્યુ હોય તો તે પણ નખાઈ લવ તેની પાસે હુ ચાલ આ કોથમીર પણ આવી ગઈ હવે તેની અંદર નાખી દવ પછી હલાવી લવ ચાલ કોથમીર પણ નાખી દીધી હવે હલાવી લવ પછી ઢાંકણું બંધ કરી દવ ને હા ઢાંકણું પણ બંધ કર દીધુ હવે આમાં આપડે કેટલી સીટી થવા દેવાની

હા કઢી બનાવાની છે ને હા એ બધુ પણ અવૈલેબલ છે હુ કઈ કઈ કઈ કઈ વસ્તુ જોઈશે?

ઓકે ચાલ તે બધુ પણ છે તો આપણે વસ્તુ પણ અહી અવૈલેબલ છે તો તુ રેસીપી પણ બોલવા માંડ સાથે સાથે હું કરતો જાવ બાજુમાં ગેસ ઉપર છાસ નુ કઈ પ્રમાણ કેટલામાં કેટલું લવ છાસ ઓકે હાલ એક વાટ્કી તો છાસ નાખી દીધી ભેજ નથી ચણા નો લોટ તો તેની કોરુ નહિ વળી જાય ને

તે simple છે આ પ્રકાર નંબર બે જે છે એમાં તમને જ્યારે પણ આ type ના બે tiles આપેલા હોય બે પાસા આપેલા હોય અને એમાં એક અંક common હોય હવે બંને એક જ સપાટી પર હોય okay સમાન position ઉપર હોય સવાલ માં કશું જ કરવાની જરૂર નથી બાકી ના જે બે આંકડા છે એ આ બાજુના જે બાકી આંકડા એ એકબીજાની સામે જ હોય clear ચલો આના હું best example કરાવીશ કહી દવ normal વસ્તુ છે એક નિયમ છે એ નિયમના આધાર ઉપર છે એ હું તમને બે example કરાવીશ i hopes તમને idea આવી જશે ચલો તો પહેલા નંબર એ છે કે ભાઈ બે ની સામે કયો અંક આવે હવે તમે જુઓ કે બે પાસા છે એમાં થી સમાન અંક એક જ અંક સમાન છે અને સમાન સપાટી ઉપર છે તમે જુઓ કે આ બે છે અને અહીંયા પણ બે છે અને બંને સમાન સપાટી ઉપર છે તો બાકીના જે બે અંક છે એ એકબીજાની સામે હોય એટલે કે ત્રણ છે તો ત્રણ ની સામે શું થઈ જશે પાંચ થઈ જશે અને ચાર છે તો ચાર ની સામે શું થઈ જશે તો ચાર ની સામે થઈ જશે છ તો સાહેબ બેની સામે શું હશે તો simple જે વધ્યું એ બે ની સામે હશે તો એક જેમણે question એજ પૂછ્યું છે કે ભાઈ બે ની સામે શું હશે તો બે ની સામે હશે એ clear ચલો. બીજા નંબર નું example જુઓ પાંચ ની સામે કયો અંક હશે તો અહીંયા તમે બે ડાયીશ છે આ બે ડાયીશ માં સૌથી સમાન અંક કયો દેખાય છે ભાઈ ચાર તો બંનેમાં ચાર છે એ common છે અને બંને સમાન સપાટી પર છે તો simple બે ની સામે શું હશે. બે ની સામે હશે એક ત્રણની સામે શું હશે તો ત્રણ ની સામે હશે પાંચ okay તો વધ્યું શું ચાર તો ચાર ની સામે શું વધ્યું ચાર ની સામે વધ્યું છો છો અને ચાર એ એકબીજાની સામે હશે તેમ ને question એમ પૂછ્યું કે ભાઈ પાંચની સામે શું હશે તો પાંચની સામે હશે ત્રણ શું હશે ભાઈ ત્રણ હશે clear તો દોસ્તો એક સારો એવો બીજા નંબરનો પ્રકાર એક normally નિયમ છે કે જ્યારે બે ડાઈસ આપેલા હોય બે પાસા આપેલા હોય એમાં એક અંક common હોય અને સમાન સપાટી ઉપર હોય તો બાકીના બે જે અંકો છે એ એકબીજાની સામે થઈ જશે clear

જો તમને પાસા નું example પૂછાશે તો કા તો પ્રકાર નંબર one નું પુછાશે કા તો પ્રકાર નંબર ત્રણ નું પુછાશે ઓકે ચલો પ્રકાર નંબર સમાન એક અંક પરંતુ અસમાન સપાટી પ્રકાર નંબર બે માં શું હતું એક અંક સમાન હતો અને સમાન સપાટી પર હતો જ્યારે પ્રકરણ નંબર ત્રણ માં શું એક અંક સમાન છે અને અસમાન સપાટી પર છે જેમકે તમને અહી બે ડાઈસ જોવા મળે છે તો આમાં તમે જુઓ કે બે ડાઈસમાં એક અંક common છે પરંતુ સપાટી અલગ અલગ છે okay તમે અહીંયા જુઓ અહીંયા એક છે અહીંયા પણ એક છે પણ સપાટી અલગ અલગ છે આ એક જો અહીંયા હોત આ પાંચ ની જગ્યા હોય તો એને સમાન સપાટી કહેવાય પરંતુ સમાન સપાટી ઉપર નથી આ ઉપર છે અને આ નીચે છે તો આવા દાખલા ની અંદર આપણે શું કરીશું તો જુઓ જ્યારે આવા દાખલા પુછાય ત્યારે સમાન અંકથી શરૂઆત કરો જોવો આ shortcut method જો તમે ધ્યાન રાખજો શું કરવાનું આવા દાખલામાં બહુ જ simple છે આવા દાખલામાં સમાન અંક થી શરૂ કરીને બંને પાસા માં ઘડિયાળ ના કાંટા ની દિશા માં ફરતા ક્રમશ જે અંક મળે એને લખવા ફરીથી repeat કરું છુ આવા દાખલામાં શું કરવાનું આવા દાખલામાં જે common અંક છે ત્યાંથી શરૂવાત કરવાની અને ઘડિયાળના કાંટાની દિશામાં okay જે રીત ના ક્રમશ અંકો મળે એને લખવા ચાલો જોઈએ જેમ કે આ જ example આપણે માની લઈએ આજ example છે તો આને આપણે solve કરવો છે તો આ બંનેમાં common અંક કયો છે તો એક છે સૌથી પહેલા પહેલા નંબર નો પાસો તમે પકડો તો પહેલા નંબરનો પાછો શું છે એક ચાર અને છ છે એમાં જે સમાન અંક છે ત્યાંથી શરૂઆત કરવાની તો સમાન અંક કયો છે એક છે તો એક થી શરૂઆત કરીશું તો સૌથી પહેલા એક મુકીશું હવે ઘડિયાળ ના કાંટા જેમ ઘડિયાળ નો કાંટો ફરે ને એ દિશામાં તમારે ફરવાનું છે તો એક થી તમે ઉપર ફરો તો શું આવે ચાર આવે તો એક પછી તમને લખી દીધું ચાર Okay એક પછી મેં શું લખ્યું મેં ચાર લખ્યું ચાર પછી આગળ વધો ઘડિયાળના કાંટાની અંદર તો શું આવે તો છ લખી દીધો. એક ચાર અને છ લખી દીધો okay

એમાં પણ આપણે ક્યાંથી શરૂઆત કરવાની જે સમાન અંક છે ત્યાંથી શરૂઆત કરવાની હવે જે સમાન અંક છે ત્યાંથી શરૂઆત કરો okay એક થી શરૂઆત કરવાની પણ એક તો common છે એક તો પાસા નંબર એકની અંદર આપણે જોઈ ગયા

અને આ રીતના એ એકબીજાની સામે થઈ જશે જો હું example કરાવીશ એટલે તમને idea આવી જશે આ તો just મેં તમને theory સમજાવી ઓકે આજે આપણે એક example ભણીએ એટલે આપણે જો આ તે કઈ રીતના use થાય છે અને આ shortcut method કેટલી કામની છે ચાલો સૌથી પહેલું જ example પાંચની સામે કયો અંક હશે okay પાંચની સામે કયો અંક હશે એવું તમને પૂછ્યું છે બે ડાયસ છે અને બંને ડાયસ માં એક અંક common છે કયો અંક common છે તો પાંચ common છે બંનેની અંદર શું common છે પાંચ common છે અને બંને અલગ અલગ સપાટી ઉપર છે

તો ઘડિયાળના કાંટા ની દિશા ની અંદર ફરો તો પાંચ પછી શું આવે છે છ આવે છે હવે છ પછી શું આવે છે ચાર આવે છે લખી દીધું હવે આપણે પાસા નંબર બે ની અંદર આવી જાવ પાસા નંબર બે ની અંદર પણ જે common અંક છે ત્યાંથી શરૂઆત કરવાની પરંતુ આપણે આ જગ્યા છોડી દઈશું કેમ કારણ કે પાંચ already આવી ગયા છે તો આ પાંચ ફરીથી લખશુ નહીં તો એના નીચે જે common અંક છે એના નીચેની જગ્યાએ આપણે છોડી દઈશું તો ત્યાંથી શરૂઆત કરીશું પછી શું આવે છે ઘડિયાળના કાંટાની દિશા ની અંદર બે આવે છે તો બે લખીશું અને પછી શું આવે છે ત્રણ આવે છે તો ત્રણ લખીશું બસ આપણા જવાબ આવી ગયા હવે કયો અંક વધ્યો કયો અંક ખૂટ્યો એક ખૂટે તો લખી દો એક ખૂટે એ ખાલી જગ્યાની અંદર બસ આ એકબીજાની સામે okay આ એકબીજાની સામે થઈ ગયા બોલો હવે તમને શું માગ્યું છે ભાઈ પાંચની સામે કયો અંક હશે તો આંખો બંધ કરીને લખી દો ભાઈ પાંચમી સામે એક હશે શું હશે પાંચની સામે એક હશે ચાલો example નંબર બે જુઓ ખ્યાલ આવે છે ને ના આવતો હતો કહેજો comment માં okay example નંબર બે ની અંદર જોવો એની સામે કયો અંક હશે

તો D છે ઘડિયાળના કાંટાની દિશા ની અંદર ફરો તો D પછી શું છે b આવ્યો B પછી શું આવ્યો F આવ્યો ચલો પાસા નંબર બે ની અંદર એ પણ D થી શરૂઆત કરવાની ઘડિયાળના કાંટાની દિશાની અંદર

D છે પછી E નથી આવ્યો okay અને એના પછી F છે તો અહીંયા વધ્યું શું એ વધે તો વધેલા આપણે અહીં લખી દો હવે આ એકબીજાની સામે થઈ ગયા okayD અને E એકબીજાની સામે છે AB એકબીજાની સામે છે અને FC એકબીજાની સામે છે તમને શું માગે છે A ની સામે કયો અંક આવશે અથવા તો કયો શબ્દ હશે તો A ની સામે હશે B હવે આવશે ભાઈ B તો B આપણો right answer છે ચલો ત્રીજા નંબરનું example જોવો IV એટલે કે ચાર ચાર ની સામે કયો અંક હશે અહીં રોમન અંક તમને આપેલા છે તો ડાઈસ ની અંદર તમે જુઓ કયો અંક તમને common દેખાય છે તો કયો અંક દેખાય છે એક તમને common દેખાય છે okay તો I છે એ બંનેની અંદર તમને common દેખાય છે અને અલગ અલગ સપાટી પર દેખાય છે સૌથી પહેલા ડાઈસ નંબર one ને પકડો ડાયસ નંબર one ની અંદર I થી શરૂઆત કરીશું I હવે ઘડિયાળના કાંટાની દિશાની અંદર ફરી શું તો III અને IVokay હવે આપણે જોઇશું પાછા નંબર બે પાસા નંબર બે માં પણ હવે જે common અંક છે ત્યાંથી શરૂઆત કરીશું પરંતુ એની જગ્યા છે એ આપણે ખાલી રાખીશું પછી ઘડિયાળની કાંટાની દિશામાં ફરો તો શું આવે છે V અને III એટલે કે ત્રણ okay તો હવે વધ્યું શું તો I આવી ગયો II આવી ગયો III આવી ગયો IV આવી ગયો અને V આવી ગયો તો વધ્યું શું VI એટલે કે છ ઓકે તો આ એકબીજાની શું હશે સામે હશે okay તો તમને શું પૂછ્યું છે તો તમને પુછ્યું છે IV ની સામે કોણ હશે તો IV સામે હશે III એટલે કે ત્રણ okay તો આ આપણો right answer થઈ જશે ચલો ચોથા નંબરમાં colour આપેલા છે okay very very important છે જુઓ colour ની અંદર બહુ ધ્યાન આપવાનું કારણ કે અહીંયા તો sequence હશે એક બે ત્રણ ચાર પાંચ છ colour ની અંદર કોઈ sequence ના હોય કે ભાઈ લાલ લીલો પીળો કાળો કોઈ પણ colour હોઈ શકે તો અહીંયા તમારે ધ્યાન આપવાનું છે અને option ધ્યાનથી સમજવાના છે એટલા માટે colour આવે છે ત્યારે હું option મુકું છું એટલે કે option very very important છે એ વખતે જુઓ તમને આવું પૂછ્યું છે કે ભાઈ લીલા રંગની સામે કયો રંગ આવશે શું પૂછ્યું છે લીલા રંગની સામે કયો રંગ આવશે સૌથી પહેલા બંને ડાયસની અંદર common colour કયો છે તો બંને ડાયસમાં common છે લીલો કયો રંગ છે લીલો રંગ common છે તો લીલા રંગથી શરૂઆત કરીશું okay sorry પણ અહીંયા તમે જુઓ લીલો રંગ common છે અને બંને સમાન સપાટી પર છે બંને સમાન સપાટી પર છે તો આપણે પ્રકાર નંબર બે વાળી રીત કરી નાખવાની તો જુઓ લાલ અને પીળો છે એ એકબીજાની સામે આવી જશે કાળો અને સફેદ એકબીજાની સામે આવી જશે તો સાહેબ લીલાની સામે કયો આવશે બાકી અહીંયા ડાઇઝની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ હોય તો આપણને ખબર પડે કયો રંગ ખૂટે છે તો એ time તમારે option ની અંદર જોવું પડે જુઓ સૌથી પહેલા આપણે solve કરીએ જ્યારે બંને રંગ common હોય અને સમાન સપાટી પર હોય તો બાકીના બે colour છે એ એકબીજાની સામે આવશે તો અહીંયા લાલ અને પીળો લાલ અને પીળો એ એકબીજાની સામે આવશે okay અને કાળો અને સફેદ છે અને સફેદ એ એકબીજાની સામે આવશે તો અને બીજો કયો વધ્યો તો લીલો okay તો લીલો છે એ લીલા ની સામે શું આવશે એ આપણે શોધવાનું છે સૌથી પહેલા પીળો જોવો option નંબર એક પીળો છે તો સાહેબ પીળો તો colour આવી ગયો તો પીળો તો colour આવી ગયો એટલે એ લીલા ની સામે તો હોય જ ના શકે તો cancel કાળો તો કાળો colour પણ આવી ગયો. કાળો અને સફેદ એકબીજાની સામે છે તો લીલા ની સામે નહીં હોઈ શકે તો option b પણ cancle

તો આપણો right answer આવી જશે વાદળી કારણકે વાદળી colour તમને દેખાતો નથી બાકીના colour છે તે તમને જોવા મળે છે અને તેમના pair બની ગયા છે તે લીલાની સામે આવી શકશે નહીં તો તમારો right answer શું થઈ જશે ભાઈ તો right answer થઈ જશે તમારો વાદળી clear તો અમુક વખત તો જ્યારે colour નું આવે છે ત્યારે તમારે જે answer છે એ option ઉપરથી બનશે clear ચલો હવે આપણે વાત કરીએ પાંચમા નંબરનું example ચાર ની સામે કયો અંક આવશે પછી જોઈશું example ઉપરથી એ તમારું homework મા છે આ તમારો homework માં રહેશે simple છે હવે તો આવડવું જોઈએ ચાલો હવે તો speed પણ આવી જોઈએ ચલો બંનેમાં common અંક કયો છે બે છે ફટાફટ મૂકી દો બે

તો ચાર ની સામે છ હશે તો છ આપણો right answer ચલો example નંબર six homework ની અંદર છે simple બંને પાસાની અંદર common અંક કયો છે તો common અંક છે ત્રણ okay common અંક કયો છે ત્રણ છે simple તમે answer લાવો નીચે બધા comment કરજો જો આ પણ મે homework ર્આપ્યો આ બીજા નંબરનું homework છે ચાલો વધીએ છીએ આગળ સાતમો અને આઠમો છેલ્લા okay એના પછી આપણે નવા પ્રકાર ઉપર જતા રહીશું તો જોઈએ સાતમા નંબરનું example તો સાતમા નંબરનું example શું કહે છે બેની સામે કયો આંક આવશે ઓકે બેની સામે કયો અંક આવશે સૌથી પહેલા બે example ની અંદર તમે જુઓ કયો અંક common છે તો પાંચ તમારો common છે કયો છે પાંચ તમારો common છે તો ચાલો પાંચથી શરૂઆત કરીશું પછી છ અને એક ઘડિયાળની દિશામાં ફરતા okay અને આ બાજુ પાંચની જગ્યા છોડી દઈશું પછી આવશે બે અને ચાર okay વધ્યું શું એક બે અને ત્રણ તો ત્રણ નથી આવી તે અહીં આવી જશે આ એકબીજાની સામે આ એકબીજાની સામે આ એકબીજાની સામે બેની સામે કયો અંક છે બેની સામે છે છો તો છ આપણો right answer આવી જશે example નંબર આઠ very important જ્યારે આંકડા ન આપેલા હોય ત્યારે હંમેશા જે option છે એના ઉપરથી જ તમારો જવાબ આવશે ચલો આઠમા નંબરનું example જુઓ તમને અહીંયા symbol આપેલા છે હવે symbol ની અંદર કંઈ નહીં જેમ આંકડા common હતા એ રીતે symbol પણ common હશે તો બે ડાઈસ આપેલા છે એમાંથી કયો symbol બંનેની અંદર common દેખાય છે જે હેસ છે એ હેસ બંનેની અંદર common દેખાય છે okay તો હેસ common છે અને અલગ અલગ સપાટી ઉપર છે તો આપણે હેસ થી શરૂઆત કરીશું okay તો પહેલા ડાઈસ ની અંદર પછી છે at the rate અને પછી છે માર્ક okay તો અહીંયા થી તમારે એસ વાળા ની છે એ જગ્યા તમારે છોડી દેવાની છે એના પછી છે end અને એના પછી છે આપણું greater then તો અહીંયા શું વધ્યું okay તો આનો answer શું આવશે તો અહીંયા તમને એવું પૂછ્યું છે કે dollar ની સામે શું આવશે okay

કારણ કે જુઓ at the rate sq જે માર્ક અને આ type નો જે symbol છે એ તમને અહીંયા એકબીજાની સામે આવેલા જોવા મળશે જુઓ જે માર્ગ અને greater then આ એકબીજાની સામે આવી ગઈ આની એક pair બનશે At the rate અને end છે એની પણ એક pair બની ગઈ વધ્યું શું હેસ ઓકે તો એસ ની સામે જે બાકીના અંકો છે આ ત્રણ સિવાયના એ જ આવી શકશે અને એ કહ્યું છે dollar sign okay તો dollar અને હેસ એકબીજાની સામે હશે clear તો આનો answer શું આવશે dollar ની સામે શું છે તો dollar ની સામે આવી જશે okay તો option c is the right answer Clear તો i hope so જો થોડું મગજ તમારે use કરવાનું છે okay કારણ કે અમુક વખતે તમારે option ઉપરથી પણ answer લાવવા પડશે તો આ સાથે આપણે પ્રકાર નંબર બે છે એ અહીંયા પૂરો થાય છે પ્રકાર નંબર બે ની અંદર કેવા example જોયા બે ટાઈસ આપેલા હોય

મજા માં ક્યાં છો? આઇયા ડુંગરપુર છું.

સારી સારી છે એમ ને એકદમ અ દર્પણ ને ક્યારે છે CAT નું exam? CAT નું exam ચાર તારીખે ચાર તારીખ નું ક્યાં center આવ્યું છે? ઉદેયપૂર આવું છે ને center ઉદેપુર આયા છે

રેવાનું Hotel માં room book કરાયો છે.

લોકશાલા મલે તોય અને hotel માં Hotel માં એમ ને ક્યારનું exam છે સવારનું સાંજે ચાર તારીખે હાં સવાર નું છે આઠ થી બાર. આઠ થી બાર time એ સવાર નો રાખ્યો છે. તો હું એક દિવસ પેહલા જવું પડે નાઈ તો હહ પાછું ત્યાં એક ઘંટા પેલા entry આપવી પડતી હશે.

હમ ઠંડી કેવી છે ઉદયપુર માં, જોરદાર હશે ઠંડી? હા ઉદયપુર માં તો ઠંડી જ છે.

ત્યાં પછી center માં તો કઈ પેરવાજ નાઈ દેતા હશે સ્વેટર વગેરે કઈ હૌ કઈ નાઈ પેરવા દે સ્વેટર નાઈ પેરવા દે એને હ એમ નેમ જવું પડ. એમ નેમ જવું પડે એમ ને ઠંડી માં

અચ્છા હા શું કરવાનું હમ જવુ જ પડશે? પછી result ક્યારે આવશે કઈ date આપી છે government એ date નું તો નઈ ખબર પણ મહિનોક લાગશે એવું લાગે છે મહિનો લાગશે એમ ને, બાર જવું પડશે પછી ત્યાં રુમ નાઈ મળિયો તો પછી શું કરવાનું, કરસો નઈ મળે તો ધર્મશાલા માં જસુ ધર્મશાલા જશું નઈ મળે તો ખુદને રિસ્તેદાર ને ત્યાં જશું હ એજ કરવું પડશે પછી તમારે બીજું ત શું હા ત્યાં સીટી નું પેપર તો લાબું આવતું હશે ને ત્રણ કલાક પુરા થઇ છે નવ થી બાર ગણીએ તો હૌ થાશે ને ત્રણ કલાક તો થશે જ. હમ ઉદયપુર જાવ છો તો, પછી ફરી ને જ આવજો

ફરવાની તો છે પણ જોઈએ જગતમંદિર છે ઘણું famous છે ત્યાં નું પછી પિછોલા lake છે પછી સજ્જનગઢ fort છે. હવે કાલે સાંજ ના એમ તો ત્રણ તારીખે સાંજના જવું ને સાંજના જે time મળે એ જોઈ લહુ ના ત્યાંની hotel છે એક ઘણી famous છે નટરાજ hotel કરીને હા ત્યાં જમવાની સગવડ સારી છે. હમ જમવાની સગવડ સારી છે પણ ઉદયપુર માં મોઘુય ઘણું છ પાછું

રીક્ષા વાળા ને જ ઘણા પૈસા લઇ લે છે આઇયા થી આઇયા જવામાં સાચી વાત છે પછી ઉદયપુર થી આવાનું ક્યારે પાછું સાત તારીખે આવી પછી હમ સાત તારીખે આવશો એટલે પછી ઓગણીશ વીશ તારીખે પાછું જવાનું જયપુર.